સવારે છ વાગે જવાનું બાકી સાંજે ઘરે રહેવાનું સારું છે college જવાનું બપોરે માં office જવાનું પછી સાંજે ઘરે આવી જવાનું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

mobile ચલાવાનું શાંતિ થી બાકી એક બે કલાક mobile ચલાવાનું ખાન વાનું ખાવાનું બાકી બાર વાગ્યા સુધી સુવાનું બાર નહિ તો એક વાગ્યા સુધી સુઈ જવાનું હું તો એનથીબી જલ્દી સુઈ જાઉં કઘી કધી કોઈ time fix ના હોય મારે પણ ક્યારે બાર વાગે સુઈ જાઉં છુ કધી એક વાગે કધી કધી sunday આવી જાય તો બે વાગે સુધી પણ જાગું છુ આવી રીતે થાય normal days માં બાર થી એક કલાક ની વચ્ચે સુઈ જાઉં છુ હું તો જાગતો રહુ છુ એમને એમ જગ્ગુ છુ મન થાય તો સુઈ જવાનું ના મન થાય તો ત્રણ પણ વાગી જાય છે મને પણ એવું છે જાગી ને શું કરે છે તું દિન ભાર તો તું ઘરેજ રહે છે દિન ભર શું કરે છે જાગી ને મસ્ત મજ્જા કરું છુ mobile ચલાવું છુ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 હું game રમતો હોઉં

બધી અલગ અલગ game રમતો હોઉં છુ અલ્યા pubg રમુ કધી free fire રમુ કઘી wcc રમું તો કધી balls વાલી game રમું

આપણા server છે ને આપણી સાથે vpn

બાકી એવી રીતે નથી અને pubg છે ને ચાલુજ છે અલ્યા

ચાલુ છે ને અત્યારે play store માં છે એક game એ બધું ચાલુ રહે એ બધું રમ્યા કરવાની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 બાકી તો સારું છે બાકી તો ticket ક્યારે book કરવાની છે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 ચૌઉદ તારીખ પછી ઉતરાણ પછી એટલે પંદર તારીખ પછી હમ જોયે તો છૂટી તો મને મળી જશે તારે તો કશુજ નથી college નથી જવાનું તારે ચાર દિવસ હું college નઈ જાઉં college નઈ જવાનું એમાં કેટલા દિવસ નો plan બનવાનો છે મતલબ એક દિવસ બે દિવસ ત્રણ દિવસ આપડે

ચાર નઈ તો ત્રણ દિવસ માટે રખડી ને આવાનું અને એના પછી ત્રણ દિવસ તો બહુ થઇ ગયું દ્વારકા અને સોમનાથ તો એમ બે દિવસ તો બો થઇ ગયા કેમકે સોમનાથ જવામાં માં તો મારા ખ્યાલ થી પાંચ છ કલાક લાગશે છ કલાક માટે તમે સોમનાથ એટલે લગભગ સમજી લે કે રાતે બેસવાનું ને સવાર સુધી માં પહોંચી જવાનું બરાબર મેં કીધું મજ્જા આવશે ત્યાંતો બધા લોકો friends બધું આવાનું છે આપણું આખું group આવી જાય તો મજ્જા આવી જાય બાકી બે લોકો હોય તો ક્યાં મજ્જા આવે આખું group હોય તો મજ્જા આવે હમ્મ group આખું હશે તો મજ્જા આવશે તઈ

અત્યારે શૂ plan છે આજ નો સેમા આજે મતલબ કઈ plan છે બહાર વહાર જવાનો

આજ નુકહું છુ અલ્યા આજનું આજે ક્યાં જવું છે આજે તો ક્યાં નઈ જવાનું ઘરેજ આજે જવું હોય તો નાસ્તો વાસ્તો કરવા જવું હોય તો બોલ એના શિવાય કૈસે મન નથી જવાનું જવાનું છે ધક્કા મુક્કી છે એક program ત્યાં જવાનું માં ત્યાંતો combo ચાલે છે મતલબ one nightly nine combo ચાલે છે જઈશું તો બીજું શૂ phone કરજે ખાલી ભાઈ પૈસા તું આપશે મારી પાસે નથી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

ક્યાં થી લઇ લેવાનું બાકી બોજ મજ્જા આવશે એક બે combo લઇ લેવાનું બે combo માં તો થઇ જાય

frenchfries

એના ખાવાની મજ્જા આવે એ નકરું તેલ વાળું છે ભાઈ બર્ગર માં જે ટિક્કી હોય છે એ પણ તો તેલ વાલી હોય છે એ શામાટે ખાય છે તું એ થોડી આમ લાગે બરાબર તેલ વાલી હોય પણ એને એક્દમ તેલ માં દુબોળતાં નથી અને જે friench fries છે ને એને આખા તેલ ની અંદર નાખે છે અને પછી બહાર નીકળે છે આખું તેલ વાળું હોય છે

હમ બાકી અત્યારે friend નો આજે birthday છે જોયું story ઉપર અમ હશે birthday અલ્યા ખબર નઈ check કરવું પડે કરી લે birthday છે wish કરી નાખ નઈ તો બુરૃ માની જશે કર દઈશું એમાં શૂ છે ના બૂરું માંને અલ્યા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 મજ્જા તો આવે વળી મજ્જા બો આવે બાકી બીજું મજ્જા છે તો આવુજ જોયે બાકી અત્યારે તો કશું plan નથી મારે અત્યારે તો ખાલી કેટલા વાગે જવાનું છે સાંજે ચાલની સાડા છ સાડા છ તો બો થઇ ગયા સાડાછ એ નીકળી જઈશું હું પણ અત્યારે બહારજ છું ઘરેજ છુ બાકી સમજી લે હું પણ સાંજે સાત વાગે જવાનું સાત વાગે મારી activa લઇ લેવાનું અને તારી પણ activa લઇ લેવાનું બાકી બે friend ને લઇ લેવાનું

કોને લઈને જવાનું છે વિવેક છે ને વિવેક ભાઈ વિવેક અને બે લોકો છે બાકી અને બીજું કોઈ આવશે તો એનું લઇ ને જવાનું બરાબર બાકી તે flower show ગયો હતો flower show જોવા માટે જવું છે હું તો નથી ગયો ભાઈ હજુ મન નથી થયું ભાઈ કોઈ જવા વાળું નથી જોડે આજે તે કીધું ત્યારે ખબર પડી કે flower show છે flower show માં તો મજ્જા આવે છે હમ એમાં મજ્જા આવે સારી રીતે જોવાનું flower મજ્જા આવે એમાં એમાં અત્યરે કશું નવું add કર્યું છે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 ticket ખબર નઈ પણ સસ્તી હશે ને

એટલી મોંઘીના હોય

હમ બરાબર મજ્જા આવશે

અત્યારે તો ભાઈ બેંગન ની સબ્જી છે ભરતો બનાવ્યો છે ભરતું ભરતું ખાવાની શું મજ્જા આવે અલ્યા ભરતું ખાવાની મજ્જા ના આવે લિટ્ટી ચોખ્ખા ખાવાની મજ્જા આવે લિટ્ટી ચોખા એ કેવું નામ છે હમ મજ્જા આવે અલ્યા ખાધું છે તે ખાયી છે લીટી ચોખા ના ભાઈ હા ખાધું છે ને ઓલું દાળ ને થોડું

કડક કડક લાકડા જેવું હોય એક્દમ લોટ~લોટનું હોય એ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

એમાં તેલ ના હોય ને પણ મજ્જજા આવે ખાવાની રાજેષ્ઠાની છે ખબર છે રાજેષ્ઠાની food

બંને માં પણ તો મજ્જા આવે છે દાળ ભાટી પણ મેં ખાધી છે બોજ મજ્જા આવે છે હમ દાળ ભાટી એટલે મસ્ત idea ભાઈ

અત્યારે chinese ખાવાં ને પણ દિન થઇ ગયા અલ્યા ત્યારે last time chinese ક્યારે ખાધું હતું મને પણ નથી ખબર મેં last time ક્યારે ખાધું હતું અત્યારે કઈ જવાનું છે જ્યાં unlimited જેવું હોય છે ને કોઈ કોઈ cafe માં unlimitedninety nine માં unlimited ખાવાનું હોય કે one ninety nine માં ખાબ નઈ હો અત્યારે ક્યાં જવાનું છે unlimited ખાવાનું બાકી પૈસા વસુલ હમ પૈસા વસુલ ફુલ વસુલ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 પેહલી વાત તો ભાઈ શાક ભાજી માતો મને શાક ભાજી માટે એટલું નથી ગમતું બાકી તો સોયાબિન મને ગમે છે સોયાબીન ની જે સબ્જી હોય છેને સોયાબીન ની જે સબ્જી આવે છે આલૂ સોયાબીન ની એ માં મજ્જા આવે છે બાકી

મારી favourite ભાજી ભાઈ ભાજી એટલે મજ્જા આવી જાય પાવભાજી એમાં તો મજ્જા આવે ભાઈ જે હોય છે ને પાવ એ બટર માં લગભગ બટર માં શેકી ને ત્યારે કહેવાનું બાકી બાકી તો છોલા એ પણ ખાવાનું મને પણ ખાવાનું છે છોલા કુલચા એ આજ ખવડાય તું ચાલ આજે ખાઈએ

મજ્જાક નથી કરતો

દુકાન નું નામ નથી ખબર હું તને લઇ જઈશ ખવડાવા બસ

આપણે તને લઇ જાશું આપડે મસ્ત એક જગ્યા જોઈને

તને તારું શું favourite છે છોલા કુલચા તને ગમે છે કે નથી છોલે કુલચા ગમે છે ને favourite છે ભાઈ પણ સૌથી વધુ favourite ભાજી છે પાવ ભાજી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

બાકી અત્યારે નવું movie એ હોય ને હું ખાઉં એટલે પેટ ભરી ને એકદમ મજે થી

હમ એ મારી પણ favourite છે મજ્જા આવે છે જોવા માં અને જે ગોલમાલ આવે છે ને ગોલમાલ ની તો બધીજ બરાબર હેરાફેરી તો ભાઈ મજબૂત છે હેરાફેરી તો છે યાર અત્યારે કયું પિક્ચર આવાનું છે નવું

ના અલ્યા ઠેક જાન્યુઆરી એવું ક્સુ હશે પચીસ જાન્યુઆરી એ i think થઇ ગયું હશે મારા હિસાબ થી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 પઠાણ અને જે આપનો mall છે કયો mall છે યાર

થઇ ગઈ છે અલ્યા માં જે બ્રહ્માસ્ત્ર movie જોવા માટે ગયેલો હતો ને અત્યરે જે માંજ તો હતું મજા આવી ગઈ હતી wed arcade wed arcade માં જવાનું આપણે બંને જઈએ બાકી એક બે દોસ્તો ને પણ લઇ જવાનું હમ મસ્ત જાશું જોઈ ને આવશું group માં મેસેજ નાખી દઈએ કે કોઈ ને movie જોવા મતલબ જવાનું છે તો એકબે દિવસ માં જઇયે જયારે release થાય ત્યારે જવાનું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 અત્યારે આગળ મતલબ સલમાન ખાન ની કોઈ movie અત્યારે નથી આવી

એને તો movie આવાનીજ બંધ થઇ ગઈ છે પેહલા તો ત્રણ ચાર મહિના માં એ movie આવતીજ હતી અત્યારે તો એક પણ

તબેટ પાણી સારી છે ભાગવાની ની કૃપા છેઅત્યારે લગભગ સાત આઠ મહિના થઇ ગયા છે અત્યારે કોઈ તબિયત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 strim એટલે એટલે મતલબ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

મારે તો favourite ઓલી છે redbull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 આપણે હાર રોજ થોડી પીવાની છે કદી કદાચ કદી કદાચ લાલ તો સારું હોય છે બાકી એમાં sugar બોજ હોય છે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 પીવાની મજ્જા આવે પીધા પછી આટલું જોશ આવી જાય છે ને ભાઈ કે મન કરે છે ને આખા ગામ ઘર office ની જેટલું પણ કામ બાકી છે ને આજે એક કલાક માંજ ખતમ કરી નાખીયે હા એ બધો જોશ પછી હવા માં જતો રહે છે

મજ્જા તોઆવે છે તું બોલ શું ચાલે છે કશું નઈ ઠંડી છે બો ખતરનાક અહમદાબાદ માં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 હમ નાજ થાય ને અલ્યા એટલી ઠંડી માં કોને મન થાય મજ્જા આવે મજબૂરી છે ભાઈ જવાનું તો પડેજ ને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 મજજા તો આવે બાકી એક વાર રજાઈ માંથી નીકળી જાઓ બસ એક વાર નાહી ધોઈ ને બેસી જવાનું બાકી ત્યારે કોઈ ઠંડી નથી લગતી

બો પડે છે અત્યારે અહમદાબાદ માં ઠંડી પેહલા કરતા ઘણી વધારે પડે છે હમ બે દિવસ થી બે દિવસ થી બઉ પડે છે બાકી તો પેહલા નથી આવી હમ પેહલા નથી આવતી અત્યારે બૌ પડે છે

હમણાં જતી રહેશે ઉતરાયણ પછી તો જતી બી રહેશે ઉતરાયણ પછી જતી રહેશે ફિર બાદ માં ગરમી આવી જશે હમ ફરી થી ગરમી ચાલુ હમ ગરમી આવે બાકી ગરમી માં તો અહમદાબાદ માં બો ગરમી ઠંડી થી વધારે ગરમી થી પરેશાન પરેશાન કરે